નમસ્તે નમસ્તે શું કરો છો? કઈ નઈ કામ કરું છું, તમે? બસ આ બેઠા છે. અચ્છા, સરસ

ના નતી ગઈ

તો કાલે college ગઈ તી, આજે નથી ગઈ

હમ થોડુંક એ બાજુ સાચવવાનું, થોડુંક આ બાજુ પણ સાચવવાનું હમ તો કે family નું એ જોવાનું ને હા સાચી વાત છે. એમાંય time આપવો પડે ને આપણે ને

કેમકે time જ નથી મળતો ને એટલે

હમણાંથી તો મને ખબર નથી હું જોતી નથી પેલા જોતી હતી

સારું છે, નાટક હા એમાં સમજવા જેવું છે કે બધાયે હિન્દુ ઇસ્લામ બધા એક મેક થઈ ને રહે છે એમ હમ

સંપીને રહેવું જોઈએ બધાએ ભલે અંદર અંદર થાય છે પણ કઈ બારનું હોય તો કઈ સાથે થઇ જાય છે બધાએ એકસાથે સંપીને બધે રહેવું જોઈએ હમ એજ ને બધાને સંપીને રહેવું જોઈએ, એકસાથે રહેવું જોઈએ. કોઈ દિવસ કોઈનો સાથ નઈ છોડતા એ લોકો હા એ વાત તો સાચી છે. હિન્દૂ છે, મુસ્લિમ છે એ બધા જ ધર્મના લોકો છે ને બધા હળીમળીને રહે છે એમાં એક ગોકુલધામ સોસાયટી એક પરિવારની જેમ રે છે. હા સાચી વાત છે, બધા ધર્મના અલગ અલગ રે છે એમાં એમાંય બધા અલગ અલગ રેય છે.

હા બધાને શીખવા જેવું નતું, બધાને જોઈને જોવી જ જોઈએ, નાટક જોવી જ જોઈએ, સમજે કંઈક, તોય આજકાલ છે ને બધે બોવ આવું ચાલે છે. સાચી વાત છે. આપણે flat માં જઈશું ત્યાં પણ એવું હોય છે, society માં જઈશું ત્યાં પણ એવું હોય છે. સાચી વાત છે. society માં પણ બધાને એકસાથે રહેવું, સંપીને રહેવું જોઈએ. હમ કોઈ બીજાને એ થાય તો તરત બિજુ આવીને ઉભું રહેવું જોઈએ. હા ત્યાં બધા ધર્મના લોકો હોય છે, બધા આઇયે જાય છે

હમ સાચી વાત છે. એમાંથી છે ને તારક મહેતાનું main છે. હા અને દયાનું, પેલા character હવે તો change થઇ ગયા. હા હવે જોવાની મજા નથી આવતી. હમ જ્યારથી છેને દયા જતી રઈને પછી હું નથી જોતી, પછી મેં બંધ કરી દીધું છે. હા દયા હતી તો સારી ચાલતી તી serial એ હતી તો સારી ચાલતી હતી, બોવ સરસ હતું નાટક

અત્યારે ખબર નઈ કોઈ ખાસ જોવે છે કે નથી જોતું, એ પણ ખ્યાલ નથી.

બધા joint family માં બેસીને જોતા

સારું છે નાટક ઘણું બધું સમજવા જેવું છે.

ભલે કોઈ જોવે કે ના જોવે બીજી કોઈ પણ આ જોવું જોઈએ.

એ જ ને

બોલ બીજું બસ તારે શું કેવું છે, કે બસમાં એજ કે નાટક જોવું જોઈએ, સમજવું જોઈએ, બધાને પછી તે અવવું જોઈએ. હા સાચી વાત છે. flat માં જઈએ, society માં જઈએ, ગમે તે જઈએ XYZ, બધાને એક સાથે રહેવું જોઈએ.

ધર્મનું ના વિચારવું જોઈએ કે આ ધર્મનો છે, પેલો આ ધર્મનો છે.

હમ સાચી વાત છે. ભગવાને થોડી કોઈ ધર્મ, મનુષ્યએ હમ્મ બસ એક જ ધર્મના છે, બધા એક જ હમ સાચી વાત છે. એ જ ને south ની movie જુએ છે તું?

એકમાં બોવ best છે એમાં fighting હોય છે, એમા પણ family વિશે બતાવે છે, એમને એમાં છે ને માં-બાપ વિશે બતાવે છે, south ની movie માં

હા એ જ ને જોને અત્યારે કોઈ કદર જ નથી કરતુ, બધા છોકરાઓ માતા પિતાને હા માતા પિતાને સાચવવા જોઈએ. એ જ ને સાચવવા જોઈએ, આપણે જ એમને સહારો છે, બીજું કોણ છે, બીજું થોડી કઈ હા

હા જેને આપણને દુનિયામાં લાયા છે આપણી માતાએ એની જોડે આપણે એવું કરીએ તો કેવું થાય. ઈ જ ને કેટલું hurt થાય. આપણા માતા પિતાને સહારે આપણે અહીં દુનિયામાં છીએ. ઈ જ ને હમ એમનો તો ઉપકાર છે, તેમના કારણે આપણે આ દુનિયામાં આયા છીએ.

ઈ ના હોત તો આપણે દુનિયામાં ક્યાંથી હોય? તા કોઈ એમની કદર જ નથી કરતુ, હું તો કવ છું બધાએ છે ને માતા પિતાની કદર કરવી જોઈએ, એમને સમજવું જોઈએ, ને એમની સેવા કરવી જોઈએ. હમ સાચી વાત છે.

તે ગમે તેમ ઘરડા થઇ જાય, આપણે જ એમની સેવા કરવી જોઈએ. હમ આપણે જ એમને સંભાળવાના હોય છે, નયી આ લોકો આપણને સંભાળે, આપણે નાના હતા, આંગળી પકડીને ચાલતા તા ત્યાં સુધી આપણને એ લોકોએ સાચવ્યા છે, હવે આપણી વારો છે કે આપણે એમને સાચવીએ. હા પેલા એ આપણને સાચવતા તા હવે આપણે એમને સાચવવાના છે.

પણ અત્યારે કોણ એવું સમજે છે.

બસ કઈ નઈ, તું south માં તું જોવે છે ને તું કંઈક કે south માં સારું છે, સેમોરિઅલ જગ્યા છે એમાં story પણ સારી હોય છે, સમજવા લાયક હોય છે, એમાં પણ છે ને girls બહાદુર હોય છે. girls ને બહાદુર રહેવું જ જોઈએ. હમ એ વાત તો સાચી જ છે, હોવું જ જોઈએ. હા તને કઈ south movie ગમે છે.

ઓહ nice પછી

ઘણી બધી છે, અત્યારે તો મને બે ત્રણ નામ યાદ છે. તારું favorite કયું છે?

હા સારું છે movie એમાં સમજવા જેવું છે. હા આ વર્ષે મેં કેમકે મને ખાસ મજા ના આયી સાચી વાત છે. એમાં છે ને કોઈ સિદ્ધાર્થ હતો ને સિદ્ધાર્થ શુક્લા તો એના જે

આશી, અશ્મિ એ બધા હતા ને તઈ best હતું, તે જોવા જેવું હતું, મસ્ત હતું

ખાસ આમ એ થતું નહીં, એમાં એવું બતાવે છે કે બધાએ છે ને પોતાની ઉપર હોવો જોઈએ.

હમ

હા તે એ જ કેવું છે, બધાએ છે ને પોતપોતાની ઉપર હોવો જોઈએ.

તારું શું કેવું છે એમાં?

અચ્છા હવે ખતરો કે ખિલાડી આવશે ને

તું જોવે છે? ના હું નથી જોતી, એમાં fighting જ કરતા હોય ના એમાં fighting નથી કરતી, stunt હોય છે, એ એક એક stunt હોય છે.

હા એ ઊંચાઈવાળા હોય છે બીજા હા ઉંચાઈથી dive મારવાની હોય છે પાણીમાં